કંડિશનર થી લેઇને હર એક ચીજ ત્યાં એમનુ વેચાણ માટેની એક ઑફિસ રાખેલી છે.

આ એક સ્કૂલ છે સ્કૂલ ની અંદર જે ટીચર છે એ નાના બાળકોને રમાડે છે અને નાના બાળકો પણ મજાથી રમે છે.

સામે ઝાડ પાન બહુ ખૂબસૂરતી નજારો સે વ્યુ પણ બહુ સારો છે આજુબાજુમાં બે સ્કૂલ છે.

એ ઘરનાં એ ટોપલો વાંસનો લઈને ઊભા છે ભગવાનનાં--

ફાઉન્ટેન પણ છે અને તમામ ગેસ્ટ તમામ ક આપડે--

આપડે સામે તસ્વીરમાં જોઈ રહ્યા છે આધી આ તસ્વીરમાં ધી ગાંધીનગર અર્બન કોઓપરેટીવ બેંક --

આ તસ્વીરમાં જોઈ રહ્યા છે આ એક--

કોઈ વેટિંગ બેસનુ કરવા ઉભેલા જોવા મળે છે.

હાઉસ આવેલુ છે અને ત્યાં ઑફિસ નુ કામકાજ કરવામાં આવે છે.

આ તસ્વીરમાં જોઈ રહ્યા છે કે એક પોસ્ટ ઓફિસ આવેલું છે ડાક ઘર રેડ કલર નું એમા પેન્ટિંગ સરસ મજાનું કરેલુ છે.

પોસ્ટ ઓફિસ ના લાગતા ઈમેલ કરવામાં આવે છે.

અને તમામ પાણીથી પાણીના વચ્ચે આ--

એક ગાર્ડન છે અને એમાં એક સ્ટેચ્યુ બેક ની તરફ.

વેરહાઉસ ની અંદર બધી પ્રકારની કાર રિપેર કરવામાં આવે છે.

માં આપડે જોઈ રહ્યા છીએ કે આ એક બૌદ્ધ એનસીએન્ટ પ્રાચીન મંદિર છે.

સરસ મજાનુ એક ફ્લેગ હવામાં બ્લો કરતુ નજર આવે છે અને સરસ મજાના ઝાડ પણ ગ્રીનરી દેખાય રહી છે.

ઇમેજ મા જોઇ રહ્યા છે કે આ એક ઇન્ડરગ્રાઉન્ડ મંદિર આવેલુ છે જે બૌજ એનશીયન્ટ છે.